હાં, હાં હાં, એ તો government એજ આપેલા છે. કે તમારે આ તો ફરજિયાત જોઈશે જ. નહીં તો તમારે car લઈ નીકળી નહીં શકાય એમ. હાં એવી રીતે આ બી Compulsory કર દેવાની જરૂરી છે Term Insurance બી. હાં, હાં. અરે હાં, જ્યારથી આશા કરાઈ છે તો બહું Aggressively active છે. એ ત્રણ એ તમારી જાતે કરવાનું હતું પહેલા. જે લોકો તો પોતાની જે Planning કરવાનું પોતાની આવકમાંથી પોતાને set કરવાનું. એવી રીતના હતું. પણ આ સરકારે તો છેક નીચેના level ના માણસ હોય, એ લોકો બી કઈ રીતે insurance થઈ શકે, Medically એટલે બધું વિચારીને રાખેલું છે બોલો. નાં ખરેખર સારું છે. બાકી એ લોકોની પાસે એક તો શું છે,

પણ આ સરકારે એ લોકોને બી અંદર લઈ લીધા છે. બધાને ક insurance કરી લીધા છે, એમ. માઁ માઁ card. માઁ card અને આયુષ્માન card.

હાં, Private Private Companies બી ઘણી બધી છે. હાં, એટલે જો તમારે પાંચ લાખ કરતા મોટી રકમના વીમા લેવાના હોય અથવા તો Government જે આપે છે, એના કરતાં તમારે તમારી જરૂરિયાત પ્રમાણે મોટા લેવા હોય, તો પછી તમારા Private company છે, government ની company છે, bank બી છે. ઘણા બધા options છે available હવે તો. કેમ કે, આ Insurance company ઓ ને બધાંને આમાં ફાયદો દેખાય છે અને profit બી થાય છે. એટલે દરેક જે મોટી bank છે, Fine Financial Company છે, Investing Company છે એ બધાં લોકોની એક આવી branch હોય જ છે. insurance માટેની બી. હાં. હાં. હાં, એ બસ બંનેમાં તફાવત છે. એટલે આ જે આપડે પેલું જે Education Insurance છે ને, એ કેવું છે કે તમારા ત્યાં બાળકનો જન્મ થયો. બાળક અથવા તો બેબીનો કોઈ નો. બરાબર? હવે એની નાની ઉંમરમાં તમે એનો Education Insurance લઈ લો એટલે કે એ અઢાર વર્ષે એ college માં આવશે. બરાબર? ત્યારે એને કોઈ certain amount ની fee pay કરવી પડશે. Higher Education માટે. ધારો કે એમાં માની લો, medical માં admission લે, તો એની તો fee કેટલી બધી હોય છે. બરાબર ને? તો એવો કોઈ insurance લઈ લો, બરાબર? એ જ્યારે અઢાર વર્ષનો થાય ત્યારે એને મળે. બરાબર? એટલે જો તમારી મૃત્યુ થઈ જાય એ અઢાર વર્ષનો થાય એ પહેલા તો આ બધી amount તો એને મળવાની જ છે એમ. એટલે તમે અત્યારથી એની education ની free જે છે એ Secure કરી લીધી. કે જેનો તમારે નજીવો premium ભરવાનો આવતું હોય. એટલે આપડે તો શું છે કે અત્યારથી planning કરીએ કે મોટો થશે તો આ college માં ભણાવશું, Abroad મોકલશું, આ કરશું, તે કરશું. તો માની લ્યો કે આવી કોઈ મહામારી આવે અને આપડે જ નાં રહીએ તો? એટલે એ time જો આવી કોઈ insurance લીધેલું હોય, તો એને કામ લાગે. એનો ભવિષ્યમાં વાંધો ના આવે એમ. હાં, Home Insurance માં હાં. હાં. એટલે જૂના મકાનનું તો ખ્યાલ નથી પણ મારો એક ખાસ અંગત મિત્ર છે. એણે હમણાં નવી scheme માં flat book કરાયો છે. તો જ્યારે એને Possession મળવાનો તો Loan Sanction થવાની હતી ને, ત્યારે એ લોકોએ અમને આ option આપેલું એમ. કે ભઇ તમારે Home Insurance જોઈએ છે. ત્યારે અમે બંને જોડે હતાં. એટલે પૂછ્યું, તો કે Home Insurance શું વસ્તુ છે? તો એમણે એવું જ અ information આપી કે તમે જો Home Insurance લો છો તો દસ વર્ષ, પંદર વર્ષ સુધી તમારો Home Insurance cover થતું હોય છે. કે જેમાં કોઈ Natural calamities આવે. જેમ કે earthquake છે, ફ્લડ છે. કે વીજળી પડી, કે એવી કોઈ પણ કુદરતી આફતો આવે, એના લીધે તમારા ઘરને જે નુકસાન થાય છે, એ નુકસાનની ભરપાઈ કરવા માટે તમને રકમ મળતી હોય છે. હાં, અને જૂના મકાન માટે મળે છે કે નહીં એનો મને એટલો ખ્યાલ નથી. પણ નવા મકાનમાં તો હવે બધી company ઓ offer આપે જ છે અને લઈ બી લે છે લોકો એમ. કોઈ કોઈ નું ખાસમાં તો premium નથી હોતું. હાં, હાં. કે નવામાં તો શું છે કે insurance company નો બી ફાયદો છે. કે નવું બંધ કામ હશે તો કઈ જલ્દી તો કશું થવાનું નથી. હાં, એટલે મકાન જેમ જેમ જૂનું થતું જશે એમ મને લાગે premium બી વધતું જતું હશે અને coverage બી ઓછું મળતું હોય. એવું કદાચ હોય શકે એમ. હમ્મ. નાં નાં નાં. Mediclaim તો Compulsory લેવો જ જોઈએ ખરેખર દરેક લોકો એ.

ના ખરેખર, Awareness જો આવે તો માણસ લઈ બી લે. જે માણસ, જે માણસને Awareness છે, એ ક્યારે ignore નહીં કરે આ વસ્તુ. હાં. નાં ખરેખર, કેમ કે એનાથી શું થશે ખબર છે? તમારી Mental stability વધી જશે. તમે Mentally secure feel કરશો. કે ભઇ હવે હું નહીં રહું, તો મારી પાછળ લા અ પરિવાર જનોને કોઈ તકલીફ નથી પડવાની એમ. મન તમે ખાલી વિચારી જુઓ કે ભઇ તમે, આપડે નથી. છતાં બી પાછળ કોઈને તકલીફ તો રાત્રે ઊંઘ કેવી સરસ આવે. પેલું એક એ ચિંતા રહે ને કે ભઇ આજે છે, કાલે નથી. તો શું તક, શું થશે? એમ. એટલે આ તમારી health માટે બી બહું સારી વસ્તુ છે. તમારી Standard of Living થોડું improve થઈ જાય. તમે Peaceful Living, હાં. હાં, નાં હજ હજ હજુ પણ ઘણા લોકોની mentality એવી જ છે. હમણાં જો જો તમે માર્ચ મહિનો આવશે ને, એટલે ઘણા લોકો ખાલી ને ખાલી tax બચાવવા માટે કોન્ટેક્ટ કરશે પેલા Advisors ને કે ભઇ મારે પેલું tax આવે છે, તો બચાવવા શું કરું? એટલે Advisors બી એવા હશે ને કે ભઇ જેને જે policy નથી એની સાથે વધારે પડતી એમાં કે ભઇ આ કરો. આ સારી છે. અત્યારે આ નવું છે અને આમાં ફાયદો છે, ને આમ છે, તેમ છે. એવું કહી કહી અને વેચાવડાવી દેશે. હાં. અરે અપણને ખબર પડે અથવા તો Maturity Amount આવે ત્યારે ખબર પડે કે હો હો આટલા વર્ષો સુધી આપડે જે premium ભર્યું એના પ્રમાણમાં વળતર એટલું બધું નથી મળ્યું એમ. જ્યારે અત્યારે private ઘણી બીજી company ઓ જે છે એ વળતર બી બહું ઓછું આપે છે.

હાં, કે તમે એમને જે premium પે કરો છો, તો એ premium ને એ એવી સારી સારી જગ્યા invest કરે છે કે જેમાંથી એ લોકોને એટલું bumper return મળે છે ને કે જેથી કરીને તમને વળતર વધારે સારું આપી શકે. હાં આ આ આ fund fund બહું જ વધારે હોય છે.

હાં, અને હાં સાચી વાત છે અને એ લોકોને બીજો ફાયદો શું છે? ખબર છે? એ લોકો પાસે Certified Analyst હોય છે બધાં. કે જેને આખી બજારની market ની બધી જ અ અત્યારે current માં તો ચાલી રહ્યું છે ને, એ બધાંનાં ચડાવ ઉતારનું એકદમ રગેરગ જાણતા હોય છે. એટલે ક્યારે કઈ વસ્તુમાં invest કરવું? ક્યારે એમાંથી નીકળી જવું? ક્યારે depth માં જવું, ક્યારે પછી growth માં, એ લોકોનો બહું જબરદસ્ત moment હોય છે. જે આપડે ક્યારે વિચારી ના શકીએ. ના ખરેખર સારું છે અને એના લીધે આ આટલા બધી company ઓ હોવાથી અત્યારે આપડી જનતાને ફાયદો શું થાય છે? ખબર છે? એ લોકો પાસે option બહું વધી ગયા છે. option બહું મળે છે અને એક આવી જબરદસ્ત Competition માં company ઓ બી ઓછો profit રાખીને customer ને વધારે profit આપવો પડે છે. એટલે આમાં જોવા જઉ તો Overall ફાયદો તો જનતાને જ છે. હાં અરે online તમે compare કરી શકો. એક સાથે દસ દસ companies સાથે compare કરી શકો. ખબર છે? હાં, આપડે સામાન્ય વસ્તુ કોઈ એવું દુકાનમાં લેવા જઈએ તો એક બીજા સાથ સરખામણી કરીને નથી જોતાં કે ભઇ આ સારી છે કે આ વધારે સારી છે. આ ટકાવ છે કે આ મજબૂત છે કે આપડે એ વસ્તુ કમ્પેર કરીએ છે. હવે એ જ વસ્તુ હવે online થવા મંડી છે. એ બી policy માટે. અને આમાં તો કેવું છે કે એ લોકો પાસે તો બધો data હોય છે. છેલ્લા પાંચ વર્ષનો, દસ વર્ષનો, પંદર વર્ષનો. કે ધારો કે કોઈ company માં તમે insurance લેવા માંગતા હોય તો ખાલી તમે એને review કરી લો ને, તો એના ઉપર ઘણા લોકોએ comments મૂકેલી હોય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભઇ કેવો comments છે. એના reviews કેવા છે. પડવા જેવું છે કે નથી એમાં.

Future Earnings કહેવાની અને તમારા પરિવારને તમારે કહેવાનું કે મારું આટલું આટલું planning છે કે મારો બાબો હતો બેબી અઢાર વર્ષની થાય, ત્યારે મારે એને આ ભણાવું છે, અહીંયા મોકલવો છે, આ કરાવવું છે, તે કરાવું છે અને એ તમારી આવક અને એ બધું જોઈ અને તમને plan કરવાનો કહે કે તમારે આ policy લેવી જોઈએ, આમાં આટલું રોકવું જોઈએ. બધું plan કરાવે છે અત્યારે લોકો. અને એ લોકો પાસે અનુભવ બી સારો એવો હોય છે.

હાં, હાં, બહું ઘણો ઘણો ફરક છે. હાં Technical Technical Knowledge વધારે હોય છે. આરામથી આરામથી કરાવી આપે. હાં હાં, અને Tech Technical Knowledge વધારે હોય છે. market નાં ચડાવ ઉતારની ખબર હોય છે અને એ લોકો તમને વ્યવસ્થિત guide કરી શકે.

અરે જો તમે તમે વ્યવ વ્યવસ્થિત એનું review જોઈને ના લીધું હોય, તો ઘણી વખત ફસાઈ જવાય છે. ખબર છે? અ, હાં. હાં હાં. અરે Dependent હતાં Totally એમ. હાં, અને એ લોકો તો શું છે કે જોબ કરતા હોય છે એને કે સારી offer મળે તો છોડીને જતા રહે બીજી જગ્યાએ. તમે, હાં, એટલે તમારે જ્યારે ખરેખર જરૂર હોય છે માણસની, એ માણસ ત્યારે એ જગ્યાએ હાજર જ ના હોય. એટલે તમારે હેરાનગતિ કેટલી થાય પછી. હે, ઓહો.

ઓહો. હાં. હાં. approval. અ હાં. ઓ હો હો. અ ર ર. અ હો હો. તમે હેરાન થઈ જાઓ ને, આપડે જેના ભરોસે બેઠા હોય કે જરૂર પડશે ત્યારે આપડે એમને, અ ર ર ર. આટલું બધું એ પોલી આ insurance લીધા પછી, premium ભર્યા પછી પણ જો case માં કરવું પડે, તો બહું ખરાબ અનુભવ કહેવાય. ઓ હો હો. એટલે અત્યારે કેવું છે કે online તમે સર્વે કરો અને research કરો ને તો તમને Claim Settlement Ratio અને એ બધું બી જોવા મળે છે. એ બી તમને ખ્યાલ આવી જાય અને Red Alert હોય તો એ બી બતાવે Red Plague Company. કે ભઇ આ company ની history સારી નથી. એટલે તમને આ બહું ફાયદો છે અત્યારે હવે. એટલે સરવે કરી, research કરી અને કોઈ planner ને રાખો તો વધારે ફ ફાયદો થાય.

અચ્છા અચ્છા. જરૂરી જ છે એટલે. હાં, હાં ખરેખર. હાં તમે investment માટે લેતા હોય policy તો એનું જ્યારે Sum Assured Amount હોય એ ઓછી હોય. બરાબર? એટલે એના એટલો બધો ફાયદો નથી મળતો. પણ જ્યારે આવું Term Insurance ખાલી Pure Policy લીધી હોય તમે, તો એમાં premium ઓછું હોય અને Sum Assured Amount વધારે મળતી હોય છે. એટલે એમ કરી શકાય તમે Split કરી શકો. કે આ સર્ટેંન અમાઉન્ટ છે, તમે એ ઇન્સ્યોર આ ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમમાં પે કરો અને બાકી જે રકમ બચે, તો એને તમે ઇન્વેસ્ટ કરો. તો તમને બંને ફાયદો થાય. મોટું લમ્પ સમ અમાઉન્ટ એ તમને મળશે. અને સાથે તમારી investment છે એ બી તમને ફાયદો કરાવશે. એટલે આ planning ખાસ જરૂરી છે. હાં correct. હાં, અત્યારે લોકો નવા mobile લે છે તો mobile માં બી insurance કરાવે છે ને. ચોરાઈ જાય, ખોવાઈ જાય, તૂટી જાય, ગમ્મે તે થાય તો અથવા તો સૌથી પહેલું શું લગાવે? screen guard અને બીજું બી એક cover. પહેલા એને Insure કરે છે. પોતાનું નથી વિચારતા એમ. કે આપડું Backup plan શું છે? નહીં હોય તો શું કરશું એમ? અને એટલે માટે જ ગડિયો અત્યારે તમને Delivery આપતા જ નથી ને જય સુધી તમારું Insurance ના થાય ત્યાં સુધી. તમે રોડ ઉપર નથી ઉતારી શકતા ને. એનું કારણ શું છે કે તમારી ગાડીની એમને ચિંતા નથી. પણ માની લો કે તમે સિખાઓ એ અને કોઈને ઉડાડી દો, તો એનું શું? એમ. અ એટલા માટે. એટલે આવું government કઈ પેલું કરવું જોઈએ Compulsory એમ. કે ભઇ તમારે life insurance બી રાખવાનું જ. તમન તમારી ગેરહાજરીમાં તમરો પરિવાર જનોને તકલીફ ના પડે એમ.

હાં. હાં. હાં હાં. હાં, એ એ એ એ બી પૂરો થાય આમાં એમ. કે ભઇ આપડે કઈંક બચત કરી છે એમ.

હાં, ખરેખર.

ના ફાયદો કરાવે છે એમ. ના ખરેખર. અને કરવી જોઈએ અત્યારે. હાલની જે પરિસ્થિતિ છે, એ પ્રમાણે તમારે વિચારવું જ પડે. Lightly ના લઈ શકાય હવે.

ને આ રોકાઈ ગયા એમ. premium ભરેલું હોય છે. એ premium ની Amount ઉપર તમને એ લોકો loan બી આપે છે.

તાત્કાલિક જરૂરિયાત તમારી પૂરી જાય. હાં અને પછી Installment માં payment કરી દો એટલે હતું એમનેમ. હાં એ, હવે એ બી વાપરવા આપે છે એમ. હાં, બરાબર છે. નાં નાં ખરેખર. સારું હવે આના વિશે વિચારવું પડશે નિરાંતે પાછું. કે નવા Options available હોય કે જેમાં આમાં કરતાં પણ વધારે ફાયદો થતો હોય, કન અ Continue આમાં update થતાં રહેવું પડે. નવા નવા option આવે તો benefit લઈ શકાય ને.

હાં, નાં નાં થશે થશે. આવશે option બધાં Available થશે. હવે આપડે, હવે આપડી ફરજ છે આપડે કઈ કરવું જોઈએ. હાં.

મારો વિષય છે. જૈન ધર્મ ભારત વિશ્વના એક અનેક મહાન ધર્મનો જન્મ સ્થાન ગણાય છે. ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ આવા અનેક ધર્મ વળી રચાયેલું છે. જેના પક્ષ, પરિણામ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ ને ધર્મ બંને એકબીજાના પર્યાય બની રહેલા છે. હાદીકાળથી ભારતમાં બ્રાહ્મણ પરંપરામાં હિન્દુ ધર્મ અને એની શાખાઓના, તથા સમાન પરંપરામાં જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થાય છે. વેદકાળના ઉતરાદમાં શુદ્ધ વૈદિક વિચારો ધારાનો સ્થાન યજ્ઞને કર્મકાંડી લીધું છે. હિન્દુ ધર્મના જે સમયે કર્મકાંડવોને વિશેષ, મહત્વ આપાત થતું હતું. ત્યારે હિન્દુ ધર્મમાં સંગીત સુધારા કરવાના સ્વરૂપે જૈન બૌ~બૌદ્ધ ધર્મ પરંપરાની શરૂઆત થઈ. જૈન ધર્મ મહાવીર સ્વામીના પૂર્વે તેવીસ તીર્થંકરો અને

તેમજ શાસ્ત્ર અને ઉત્તમ ચારિત્ર દ્વારા સંસાર રૂપી નદી પારિ કરી શકાય. તેવો ગાંઠ બાંધ્યો તે મહાન માનવવિભૂત કે પરી તીર્થંકર ગણાય છે. જૈન શાસ્ત્રોના મત અનુસાર કુલ ચોવીસ તીર્થંકર થયા. જેમાં મહાવીર સ્વામી ચોવીસ માં તીર્થંકર છે. મહાવીર સ્વામી નો જન્મ ઈસવીસન પૂર્વે પાન~પાનસો નવ્વાણુમાં બિહારમાં વૈશાલીના કુંડ ગ્રામ નામના ગામના થયો હતો. તેનું મૂળ નામ વર્ધમાન હતું. તેમના પિતા ક્ષત્રિય જાતિના નેતા હતા જેમની માતા તીર્થલાદેવી, વૈશાલી નગરી ના રાજકુમારી હતા. જૈન શાસ્ત્રો અનુસાર માતાના સંતોષ ખાતર તેમની યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે શરૂ કર્યું. જેમને પ્રિયદર્શના સાથે એક નામે એક પુત્રી પણ થઈ હતી તેત્રીસ વર્ષની ઉંમરે તેમણે પોતાના ભાઈ નંદવર્ધનની રાજધાની રજા લઈને સંસાર ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અને એક દ્વારા તેમની આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારબાદ તેરમા વર્ષે નદી કિનારી તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સુખ દુઃખના બંધનોથી મુક્ત થયા. અને નીકરંદ કહેવાયા. તેમણે તપ દરમિયાન દેહક્રમણ દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેથી તેઓ ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવાયા. જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓ જૈન કહેવાયા. કૈવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષે સુધી વૈશાખી લીધી અને મગજના લોકોને સમગુણો ખીલવવાનો સર્વ સંદેશ આપ્યો. બોતેર વર્ષની હોય. ઈ. સ પૂર્વે પાંચસો સત્તાવીસમાં મગજની રાજધાની રાજકીય નજીક આવેલ શાળા પુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. જૈન ધર્મમા મહા~મહાવીર સ્વામીએ બેતાળીસ વર્ષની કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના ઉપદેશથી તેને અનેક સાધુ સાધ્વીઓ, સાવકો અને સાવિકા ને પોતાના અનુયાયો બનાવ્યા. જૈન ધર્મની માન્યતા પ્રમાણે જૈન ધર્મની સ્થાપના આદિકાળથી થઈ હતી. મહાવીર સ્વામી પહેલા તેવીસમાં તીર્થંકર પાશ્વનાથ પૂર્વે સાતસો ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીમાં નો ઉદ્દેશ લોકોને આવ્યો હતો. એ જોતા મહાવીર સ્વામી નો પાશ્વનાથના અનુયાયીઓ ગણાવી શકાય. મહાવીર સ્વામી એ પોતાનો ઉપદેશ લોકોને સરળતાથી સમજાવી શકે તેવી લોક ભાષા તેથી લોકો સહજ રીતે આ ધર્મને સ્વીકારી શક્યા હતા.

દેશમાં પ્રસર્યો હતો. ચીન યાત્રાળુ યુવાંશ યુ એન સાંગે કલિંગ દેશને જૈન ધર્મનો મુખ્ય સ્થાનનું કહ્યું છે એ જ રીતે બિહારમાં નંદવંશ ના આશ્રય જૈન ધર્મ ફેલાયો. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ શક્રાંતિએ જૈન ધર્મને અપનાવ્યો હોવાનું જાણવા મળે છે. ચંદ્રગુપ્તના શાસનમાં અંતકાળ ભાગમાં મગદમાં દુષ્કાળ પડતાં ઉપદ્ર બહુ તેમના અનુયાયો સાથે દક્ષિણમાં ગયા. મગધમાં રહેલા અનુયાયીઓ પૂરી ભદ્રની નેતાગીરી નીચે,

ઉદય ગીરી માંથી ચૌદ વર્ષના રાજા ખારવેલના ઈસવીસન પૂર્વે બીજી સદીથી હાથી ગુફાના શિવાલય પરથી જાણવા મળે છે કે આ રાજાઓએ જૈન ધર્મનું અનુસરણ કર્યું હતું. ઈસુની, શરૂઆતની સદીમાં ઉત્તર ભારતમાં મથુરામાં મળી આવતા શિવાલય પરથી જણાય આવે છે કે મથુરા લાંબા સમય, મથુરા લાંબા સમયથી, તેમજ ગંગ કલમ ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ પોતાની રાજ્યની જૈન ધર્મનો પ્રસાર કરવા દીધો હતો. તેથી અનેક કંઈ પણ જૈન ધર્મનો,

દર્શન, સમયજ્ઞાન અને સમ્યક ચરિત્ર એવા ત્રણ રત્ન ના નામે પ્રસિદ્ધ છે. તેના આચરણથી પૂર્વના બધા કર્મોથી મુક્તિ મળે છે તથા પાપનું ફળ પૂર્વ જન્મ, પુનર જન્મ વખતે મળે છે. જૈન ધર્મ એ મોક્ષ મેળવવાના માર્ગ તરીકે આ ત્રણ રત્નો,

પાંચ સમિતિ અને ત્રણ ગૂંથિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જોઈએ. જૈન ધર્મ પૃથ્વી પર દરેક તત્વને જીવ અને સજીવ બે વિભાગોમાં વહેંચે છે. દરેક જીવ પોતાના પુણ્યના આધારે દેવ, મનુષ્ય કે પ્રાણી બને છે. જીવની બુદ્ધિ જીવ, મુક્તિ જીવ અને નિ~નિત્ય સિદ્ધિ જીવ એ ત્રણ કઈ કક્ષા કઈ છે પરમાત્મા માટે બંધન રૂપ છે. આવા મુક્તિ આવા કર્મોની મુક્તિ માટે નવું કર્મ કરવું નહીં અને ઉત્પન્ન થયેલા કર્મના તપ વડે ક્ષય કરવો. જૈન ધર્મમાં તપશ્ચર્ય અને વૈરાગી જીવનનું મહત્વ ઘણું છે. તમામ મૃદુતા, ઉદારતા, સત્ય, પવિત્રતા

જગ્યાએ બેસી આત્મચિંતન વંદન કરવા મહિનામાં વારંવાર પોષકે પોશાક વ્રત કરી ઈચ્છાઓ નો ત્યાગ કરવો.

ઉલ્લેખ કરેલ છે. જૈનોની પ્રાર્થનામાં નવકાર મંત્ર નો ઉચ્ચારણ દેરાસર કે પૂજાસ્થળની જગ્યામાં પવિત્ર ચિઠ્ઠીઓ તેમજ જૈન ઓના પૂર્વધિરાજ ગણાતા પ~પર્યુષણ જેવા પર્વ મિચ્છામિ દુક્કડમ એવા વાક્યોની જૈન ધર્મમાં આધ્યાત્મિકતાનો પરિચય થાય છે. જૈન ધર્મમાં આધ્યા~આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પ શાસ્ત્ર, અને તીર્થંકરના સૂત્રોનો મહત્વ સૂત્રો મુખ્ય છે. એ ઉપરાંત વિજ્ઞાન, શાસ્ત્ર, કાવ્યો, વાર્તાઓ, નાટકો, તેમજ લેખો અને સાંસારિક વિષયના ગ્રંથો દ્વારા, જૈન ધર્મને પ્રોત્સાહન મળેલું છે. ભારતની જુદી જુદી આર્ય તેમજ આર્ય દ્રાવિડીયન ભાષાઓ અને ઉપ~ઉપભાષાઓ માં જૈન સાહિત્ય લખાવ્યું છે. જૈન ધર્મ સ્થાનોમાં અનેક દેવીઓ તીર્થંકરોની મૂર્તિઓ હોય છે. જેમાંથી અંબિકા, ચક્રેશ્વરી, જ્વાલીની અને જ્વાલામાલીની પદ્માવતી, ચામુંડા દેવી ભારતની અન્ય સરસ્વતી દેવીઓ છે. જૈન ધર્મમાં દેવસ્થાનોમાં તીર્થંકરોની મૂર્તિ સાથે તેમની સાથે રહેલ યક્ષ સ્થાપન દેવી અને લાજણ પ્રતિ ચિંતન ની મૂર્તિઓની ઓળખ થાય છે.

તૈયારી કરીને કેટલા Student આયેલા છે એ ભી મને જણાવજો કેસર યસ યસ યસ હા જાવું Thumbs Up કઈને કરો તો ભી મને ખબર પડી જશે એ તો મેં તૈયારી કરીને આયેલા છો સરસ સર Okay Okay Okay Okay Okay હું Okay Okay Okay Okay Okay હા Majority Student ના Response આવા મળ્યા છે ચલો હવે આપડે સુરુવાત કરીએ અહીંયા અહીંયા સૌથી પેહલા ખાલી જગ્યા તમારી સામે સે ચાર ખાલી જગ્યા.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 જો પહેલી ખાલી જગ્યા છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની કૃતી માં રામાયણ અને મહાભારતને ભેટ કોણે મળ્યા સા સૌ અંકિત ને મળ્યા સા બરાબર ને ગૌરવ ને મળ્યા સા અંકિત ને મળ્યા સા બરાબર ચલો પછી દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઇ ગયા સો વેલજી ડોસા પાસે લઇ ગયા હતા તો એટલે તમારો જવાબ આ આવસે વેલજી ડોસા ચલો બીજો ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા તો એ સ્વામી વિવેકાનંદ આવશે આ તમારો સાચો જવાબ છે પછી ડુંગર અને તેની પત્નીની ખાલી જગ્યા ગાડી સિર્ફ તેની પકડવા માંગતા હતા તેની અંદર આવશે રાજકુળ Okay તો આ તમારી First જગ્યા ખાલી Ready થઇ ગઈ Almost બધાનું જેનું ભી સાચો પડતો હોય એ Heart ના Symbol દ્વારા તમે મને જણાય શકો છો કે સર મારો Right પડેલું છે સ બીજા નંબર ને એ આપેલું છે આ કવિતાના છે એક પાઠ ના આવશે ને બધા કવિતાના આવશે જોવો અને વિચારી લો પછી આપણે શુરવાત કરીએ બીજુ હમારે એક નું અહીંયા અને E ગણવાનું અને B ગણવાનું અને C ગણવાનું બરાબર એટલે One A Two C Two D એવી રીતે તમે Answer Comment ની અંદર મને જણાઇ શકો છો તો તમારો Response મને ખબર પડે અને ચારે ચાર ખાલી જગ્યાએ તમારી સાચી પડે રમારે Dil નું Symbol મુકવાનું છે Heart નું Symbol બરાબર તો મને ખબર પડે કે તમે Response આપો છો તમેં ભી મારી સાથે Interaction થી Connect થયેલા છો Okay Ready છો અવે આ ખાલી જગ્યા પર જોઈએ તો અશોક ચાવડા નું ઉપ નામ એટલે આપણે બેદિલ કહ્યાં હતા એટલે હા એનું આવશે જવાબ બીજું કીધું છું હું એવો ગુજરાતી કાવ્ય માં કવિ નરસિંહ મેહતા ને ખાલી જગ્યા માટે યાદ કરે છે શા ની અંદર જવાબ આવશે પ્રભાતિયા પ્રભાતિયા તમારો સાચો જવાબ છે ખાલી જગ્યા મારો વાડી માં નો મોરલો શા ની અંદર આવશે આ વિચારવા જેવું છે આ નંદોઇ આવે જેઠ આવે કે દેવર આવે એ તમારે આની અંદર થી વિચારવાનું છે આ એક બપોરે થી કૃતિ માં ખાલી જગ્યા માં વૃત્ત માં ઉલ્લેખ કરવમાં આવેલું છે અહીંયા મોઢા આવશે આ Question કદાચ તમને કરી શકે છે કેમ કે Old Test book ની અંદર આનો Word અલગ હતો અત્યાર ની જી Latest Test book છે એની અંદર Word અલગ છે તો તમે એના આધાર પર આનો Response આપવાનો છે ફટાફટ તમે કોક મેં જેઠ આવશે દેવર આવશે કે નંદોઈ આવશે બરાબર તો નવા તમારી જે બે હાજર બીસ ની Test book છે બરાબર Latest Addition Twenty-Twenty ની એના આધારે જો તો તમે જોવા જાવો તો નંદોઈ તમારો જવાબ આવશે એનો એ સાચો જવાબ છે બરાબર કે Next તરફ આપણે જઈયે ત્રીજા નંબર ના એની અંદર પણ ચાર ખાલી જાગ્યાઓ તમારી સામે છે જુઓ વિચારો પછી એનો જવાબ હું તને આપીશ. બરાબર છે થોડુંક વિચારશો તો તમને ખબર પડશે બરાબર તમારે શું કરવાનું છે આ પહેલાનું જવાબ દાખવા તરીકે આને આપડે એ ગણવાનું A ગણવાનો B ગણવાનું અને આનું c ગણવાનું તો દાખલ તરીકે મારો પહેલાનું Comment કરવી હોય તેનું જવાબ ને આ રીતે આપો પહેલાનું A બીજા નું B ત્રીજા નું C અને ચૌથા નું A બરાબર આ રીતે તમારે રિસ્પોન્સ આપવાના છે Okay તો તમે Comment ની અંદર મને આ રીતે જણાવશો તમારું બધું સાચું પડે તમારે Heart નું Symbol આપવાનું છે અને તમને પાંચ સાત દસ ખાલી જગ્યાએ જો મજા આવશે તો તમે સેલ્યુટ દ્વારા ભી મને જણાઈ શકો છો બરાબર અત્યારે ત્રણસો ને ત્રેપન્ન વિદ્યાર્થીઓ જોઈ રહયા છે ખુબજ સરસ મને ગમ્યું Like ના કરે તો Like કરજો આપણે એક હજાર Like નું Target છે હજી સુધી પાનસો Like પણ થઇ નથી બરાબર તો હજાર Like તમારે જરૂરત થી Complete કરવી જોઈએ ચલો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 આનો વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે ક્યાં સો કાર્ડિયોગ્રામ ગાંધી ના ચશ્મા આ જાત બનેની જાત્રા બરાબર તો આની અંદર આ તમે જો લેખક વિષય નું પરિચય વાંચેલા હશો તો તમને આવડશે શા ની અંદર જવાબ આવશે ગાંધી ના ચશ્મા ક્યોં જન્મોસ્થવ ના આધારે ઘડિયાર માં ખાલી જગ્યા થયા હતા તો સાડા અગ્યાર તમે પાઠ વાંચેલા હતો તો તમને ખબર પડી જશે ચલો Next તરફ જઇયે. બીજી ચાર ખાલી જગ્યાએ કવિતા ના આધાર પર તમારા સામે છે ફટાફટ જોવો અને વિચારો વિચારશો તો તમને ખબર પડશે કે Instant આપડી સામે જ્યારે ભી Question Paper આવે તો આપણે કેવી તરહ Response આપી શકે બરાબર પછી ત્યાં જોઈને તારો મગજ ચાલતું બંધ થઇ જાય એના કરતા Better છે કે આવા કઈ Fashion તમે Live ની અંદર Attend કરેલા હોય તૈયારી કરીને તો તમને મજા આવશે Okay તો વિચારી લો એક વાર Comment તમેકરો પછી હું તમને Response આપું છું ફટાફટ ફટાફટ વિચાર કરશો તમને આવળવા મારશે બરાબર તમારે ફટાફટ એક લખવાનું પહેલાનું A બીજા નું B ત્રીજા નું C ચૌથા નું A આ રીતે તમે ફટફટ ફટફટ તમે ચાર Comment કરી શકો છું એને સાચું પડે તો Heart નું Symbol તમારું આપી દેવા

પછી કીધું છે ખાલી જગ્યા હોય છે હાઇકુ ની અંદર સત્તર અખ્તર એ આપણને ખબર છે પછી કેમ મુક્તત નું મહત્ત નું લક્ષણ ખાલી જગ્યા છે તો ચમતકૃતિ એક હમારા જવાબ આવશે પછી કીધું છે ખાલી જગ્યા ઉપનામ બે દિલ છે કેવો Option જતો અશોક કુમાર અશોક ચાવડા ને અશોક ચવ્હાણ તો અશોક ચાવડા બરાબર એમનું જે નામ છે એ બે દિલ છે ચલો Next તરફ જોઈએ સાચું પડી હોય તો Heart નું Symbol મોકલતા તો જો તો મને ભી ખબર પડે કે તમે interaction આપો છો બીજી ચાર ખાલી જગ્યા તમારી સામે છે થોડુંક જોવો વિચારો અને બધી Comment ની અંદર એનો Answer આપો બરાબર પ્રયત્ન કરશો જરૂરી થી આવડશે ખોટું પડે એનું કઇ ટેન્શન નથી અહીંયા એવો તો ક્લાસ નથી કેમ ઝાપડા મારી દો બરાબર છે Camera ની અંદર તમે તમારા મોબઈલ ની અંદર છો interaction ક્યાં છે આ રિલેશન છે મારે તમારા માટે કંઈક એવું કરવું છે કે Twenty-Four આઉટ ઓફ Twenty-Four આ objective ના છે તમે collect કરી શકો ગુજરાતી માં વધારે છે બીસ mark objective ના છે અને બીજા સૂળમાં કીતલા સૂળમાં બીજા total ચાલીસ માર્ક નું objective તમે ગુજરાતી માં પુછાવે તે નવી વાત છે બીસ તમને વ્યાકરણ ના mark છે અને આઠ mark અને આઠ mark ને તમે જોડતા અને બીજા આઠ mark ને ખાલી જગ્યાઓ કામ કરવા છે એક સો ચાલીસ mark નો objective ગુજ્રરાતી ને અંદર છે તો forty out of forty score કરવાનું છે ચલો આવે ચોપડા ને ઇંતજાર ખાલી થી સાહિત્ય પ્રકાર છે ચોપડા ને ઇંતેજાર ની આત્મ કથા છે કેન્દ્રકાન્ત પંડ્યા ને લખેલું ખત્રી પ્રકાર લેવે માટે આયો છે તો ઓમભાષ્ય માં આવે છે પછી ખાલી જગ્યા હાસ્ય નિબંધ છે તો હાસ્ય નિબંધ આવશે છત્રી બરાબર વ્યાસ વ્યાજ કૂદી અને માનવીય ખાલી જગ્ય પ્રકરણ છે તો વ્યાજ પણ આધાર પર ચોપડાની ઇન્દ્રજાળ છે તો આજ તમારો સાચો જવાબ છે અને એ તમારે input જણે સાચું પડ્યું હોય heart ના symbol દ્વારા તમે જણાવી શકો છો કે સર મારું બધું સાચું પડ્યું બરાબર છે next તરફ અપને જોઈએ આગળનું તમારે સામને ખાલી જગ્યા દિખાઈ છેચાર ખાલી જગ્ય છે confirm option આપેલા છે option આધારે તમારે તાજા option ના select કરવાના છે બરાબર છે ચાલો ફટાફટ ફટાફટતમે કરશો તો તમને આવડશે જ આઈએમપી questions ક્યારે આવશે તો આઈએમપી question આપણે પહેલી એપ્રિલ પરથી આપણે તેના પર પબ્લિક કરીશું પણ એના અમુક જ્યાં સુધી તમે interaction નહિ આપો ત્યાં સુધી દિવાળી માટે response નહિ આવશે બરાબર અપને એક ચેનલ એવી છે કી student ઈથે એ પ્રમાણે થાય પણ એમાં બદલા માં હમે ભી એક માંગે છે જે like હોય subcribe નું target હોય કમેં તો હોય શકે છે પણ પણ અપને majority case માં try કરવાનું છે અને તમારી માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું કે તમને વહેલામાં વહેલી તકે આઈએમપી આપી શકે અત્યારે જો advance માં તમારે બધું જ જોઈતું હોય તો અહીંયા નીચે descriptionlink છે એને તમે તમારા ઘરે મંગાવી શકો છો અને એના માટે ભી practice સાધે તમને અમુક question એના છે અને વિદ્યાર્થી ને આવડે છે ચાલો ફરીતી મારો પક્ષી ની માત્ર શું કરી રહ્યા છે પાણી અંદર આવશે પિકા પછી અરવલ્લી મહીસાગર ગિરનાર એ ગુજરાતનો ખાલી જગ્યા વારસો છે તેની અંદર આવશે પ્રાકૃતિક બરાબર છે તો એ તમારો સાચો જવાબ છે નરસિંહ મહેતાને તેમના ખાલી જગ્યા માટે યાદ કરીએ છે અને પછી ખાલી જગ્યા ને ઉપ નામ છે તો જો સુરતી જી તખતસિંહજી ગોહિલ આ આવશે બરાબર ના તાલથી નું આખું પૂરું નામ છે પરિચય છે એની અંદર આપેલું છે